એવું જ થાય છે. તો Mixed તો કેવું ભાવે? Mixed કરે બધા ટેસ્ટ ભેગા ના થાય જાય? ખાટું, મીઠું

હમ

બોલ, બરાબર. બરાબર. બરાબર. હમ ના એ તો છે જ હમ હા. હા. હા. હમ હમ હમ બરાબર હમ બરાબર. બરાબર. આ તો

હા. હમ હમ નીચે નું શાક કાચું હોય ને ઉપર નું બની ગયું હોય? હમ હમ હમ સાત સાત, હશે જ ને બધા કઈ ખોટું થોડી કે. એવું હોય છે

હમ

હમ હમ હમ હમ હમ હમ હમ

હમ હમ

હમ હમ બરાબર હમ

બરાબર. બરા હમ બરાબર હમ ત્યાર તો હું Office માં જ હોઈશ. બરાબર. કેદારનાથ નું કઈ છે? કેદારનાથ ગઈ છે તું કોઈ દિવસ? તયી હુ છે ભઈ. તો તયી શું છે તને ખબર તો સે ન પણ બધું History તો ખબર જ છે ને તને. હમ શિવલિંગ છે એ તો

બાષ્પીભવન થાય ગયું. આમ કેવું પંડિત નવા ની વાત માંથી બાષ્પીભવન થઈ ગયું હમ હમ તો બીજું કઈ બોલો કે યાદ કરો કઈ એવું. મને તો બધું જ માજા આવે. નોલેજ લેવાનું બધી જ બાજુ થી. કીધું તો ખરું માર તો Normal લાઈ. એ જ છે અધૂ Office થી ઘર ઘરથી Office કઈ નઈ ગયો મેં તો. હમ બોલને શું બોલું તું બોલની હમ હું તો જો હું તો જો એક વાર અજમેર ગયો તો. ક્યારેક ક્યારેક અજમેર ગયો છું, Bombay airport ગયેલો છું. પછી કલકત્તા ગયેલો છું. પછી ગોવા ગયેલો છું. બરાબર. પછી, પછી બીજે કઈ બીજા બધા હવે આ રાજસ્થાન ગયેલો છું

જો પકળાયી ને. હુ હતું તયી?

અચ્છા. હુ ત્યારે હુ પણ

એ સૌમ્ય National Park છે એ તે હું છે? હા. પણ એવું નાઈ જંગલ માં કાંસુ તો જોયું હશે ને? હુવે શાનું છે એવું ક્યાં જાનવર રે? બીજા વિશ્વ યુઘ્ધ . કારમો જીવનનો. બીજો વિશ્વ પ્રરંભ ઓગણસો ઓગણ ચાલીસ થે ગાજનિકા તબકો સારું થયો. ઓગણીસો એકતાલીસ માં અમદાવાદની, મુંબઈમાં વ્યક્તિગત સત્યાગ્રહ ચાલતા જ હતા ઓગણીસો બેતાળીસ માં ગાંધીજીએ કરેંગે આ મરેંગે, ક્રાંતિની શરૂઆત કરી દીધી. કરી દીધી. હમ ગુનાખોરી મોંઘવારી કાળા બજાર દુષણ આવ્યું. માનવસર્જિત હમ રાજ્ય રાજ ગાંધીજીને કરી દીધી. ઓગણીસો ચુમ્માળીસ માં માનસિંગ ના ઘરે ગાંધીજીને જેલમાંથી છોડવામાં આવ્યા. તે દિવસે ભારત , આઝાદ હિન્દ ફોજની જમાવટ કરીને દિવસની ગુલામી માથી છોડાવવા ઓગણીસો પીસતલીસ માં કોંગ્રેસના નેતાઓ, એક વર્ષ સ્વરાજ્ય લીધું છે. તે દિવસે ભારત નો બીજો તહત,

તેમનો હિંદ નથુરામ ગોડસેએ ઉપર ઉપરી ત્રણ ગોળી થી તેમની હત્યા કરી. ભારત ની આઝાદી નાં ઈતિહાસ સાથે આ, કારમી કલમ કથા કાયમ માટે જોડાઈ ગઈ. સરદાર વલ્લભ ભાઈ પટેલ નાં હાથે દેશ નાં રાજ્ય નું વિલીનીકરણ થયું. ઓગણીસો ઓગન પચાસ,

તે જ વર્ષે ભારતનું સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર થયું ને મહાયોગી શ્રી અરવિંદ નૂ અવસાન થયું. બીજે જ વર્ષે સરદાર વલ્લભ ભાઈ નું અવસાન થયું. પછી, પછી નાં વર્ષ મહત્વ નો બનાવ કે સરકાર દેશમાં નવનિર્માણ પુરુષ ચાર્જ રૂપે પંચવર્સ્ષી યોજના ઓ કરી કરી હતી. આ અરસામાં વલ્લવિદ્યાનગર ખાતે ગુજરાતની ત્રીજી યુનિવર્સિટી સ્થપાઈ. આમ આગલા અકસ્મિક હોય તેવા, મૂલગત ફેરફાર આ સમય પાર્ટીના સોળેક વર્ષ દમિયાન આપડા દેશ નાં રાજકિય અને સંસ્કૃતિ , જીવન માં કેમ આ આંદોલોનો યે તેને ગાંધી નાં અદભુત વ્યક્તિત્વ નું નવજીવન સર્જન, ગુજરાતની જ નહીં ભારતની તમામ સાહિત્ય પદ પર ભારપૂર્વક અસર પાડી હતી ગાંધીબાપુએ સ્થાપેલી ગુજરાતની ગુજ, વિદ્યાપીઠ વિશે અગાઉ ઉલ્લેખ છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અને સાહિત્ય અને સંસ્કૃતિનું દૃષ્ટિએ મહત્વનો ગણાય તેવો બનાવો છે. એ સંસ્થા દવારા ગાંધીજી એ રાષ્ટ્રીય શિક્ષણ અને જ્ઞાન યુક્ત તાલીમ મો મહિમાં સ્થપીઓ તેમાં અનેક નવા નવા કવિઓનો, અને લેખકો નું ઘડતર પણ કરી નાખ્યું સુંદરમ અને ઉમાશંકર જોષી જેવા સમર્થક વિવો એ પ્રત્યક્ષ અને બીજા અનેક, ને પરોક્ષ પ્રેરણા વિદ્યાર્થી કે આપી દીધું લીધું, કાકા સાહેબ કાલેકર, ઇસંન મશહૂર વડા, મહાદેવ ભાઈ દેશાઈ અને મગન ભાઈ દેસાઇ વગેરે ગાંધી શાસન નાં લેખકોની પરંપરા ઊભી થઈ ઇ પણ પણ વિદ્યાપીઠમાં,

શુક્લા પ્રવૃત્તિ, સુશલાલજી બે સરદાર જેવા વિદ્વાન નાં હાથે, આગળ સેન, રામાયણ ની વિધા પાઠક ઋષીકલાલ છે સ્નેહ રશ્મિ ની આધ્યાત્મિક પ્રવૃત્તિનું, મંદાર મંજર વિધા પીઠયે સાબરમતી gymnastics ફેલાવી ને ધર્મ સંસ્કૃતિ અને સંશોધન ને ફક્ત સુંદર કસ નો આકાશ નો કરી ઉપયોગ કરી સાહીત્ય સેવા બજાવી છે ઉપરાંત સાર્થક જોડણી સોધતા ગુજરાતી ભાષા સાહિત્ય, તેમજ જોડણી ને એક વાક્યમાં પ્રવક્તાવી ગાંધીજીની પ્રેરણા થી, તેણે દ્વારા થયેલું. શું આવી બધી ઘટના સાહીત્ય સેવાં ને પ્રદાન કરી ગુજરાતી ભાષા સાહિત્ય ને પ્રદાન કરી. જે તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે અને ભણવાનું છે તથા યાદ રાખવાનું છે. આપડે અહિયાં આજે એકમ અગિયાર સ્ટાર્ટ કરીએ છીએ પી વિભાગના તત્વો ધ પી બ્લોક એલીમેંટ તમે જાણો છો આવર્ત કોષ્ટક ને આપદે કુલ ચાર વિભાગ માં વર્ગીકૃત કરીએ છીએ એસ વિભાગ, સી વિભાગ ડી વિભાગ અને એફ વિભાગ આ ચાર વિભાગોનું વર્ગીકરણ તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ બાહ્ય કક્ષક માં ઉમેરાયો તે મુજબ તેનું વર્ગીકરણ થાય છે બીજો એક્સ ઇલેક્ટ્રોન છેલ્લા પી કક્ષકમાં ઉમેરાય છે તો પી વિભાગના ડી વિભાગ માં ઉમેરાય તો ડી વિભાગના અને એફ વિભાગમાં ઉમેરાય તો તેને આપડે એફ વિભાગના તત્વો કહીએ છીએ પણ આપડે અહિયાં પી વિભાગના તત્વો વિષે ભણવાનું છે. પી વિભાગની અંદર તમે હલકા તત્વોથી શરૂ કરીને બારે તત્વોનું સમાવેશ કરો અને હલકાથી ભારે તત્વો તરફ જઈએ છીએ ત્યારે તેમના ગુણધર્મો ની અંદર ખૂબ જ આપડને વિસ્તાર જોવા મળશે. તો અહિયાં ભારે તત્વ ના ની અંત ભાગની અંદર ડી અને એફ તત્વો સમાવેશ થાય છે. આપડે જોઈશું હમણાં હાલ કે ક્યાં ભારે તત્વો કે જે ભારે તત્વો જેમની ઇલેક્ટ્રોન ની રચનામાં સી કક્ષક અને એફ કક્ષક નો સમાવેશ થતો હોય છે. અને ડી અને એફ કક્ષકો ની અત પાય એ પણ તમને ખબર છે ડી અને એફ દ્વારા કઈ અસર થાય છે ફિલ્ડિંગ અસર ડી અને એફ કક્ષક ની અસર ના કારણે પી વિભાગમાં આવેલા તત્વોના ગુણધર્મો માં આપડને વિવિધતા જોવા મળે છે. જેના લીધે,

કે પી વિભાગના તત્વો એટલા માટે કહેવામા આવે છે કે તેનો અંતિમ ઇલેક્ટ્રોન પી કક્ષક માં દાખલ થાય છે. અને પી તમે જાણો છો ત્રણ પ્રકારની છે. પીએફ, પીવાય, અને પીઝેડ એટલે કે પી વિભાગ કોને કહીશું. તત્વો નો છેલ્લો ઈલેકટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો તેને પી વિભાગના તત્વો કહીશું અને અહી પી ની ત્રણ કક્ષકો છે પી એફ પીવાય અને પીઝેડ અને તેમજ પૌલી ના નિયમ પ્રમાણે પૌલી પૌલી ના નિયમ મુજબ આ દરેક કક્ષક ની અંદર આપડે બે બે ઈલેકટ્રોન ભરીશું એટલે પી ની ત્રણ કક્ષકો છે અને તેના એક સેટમાં વધુમાં વધુ

આને લીધે આધુબનીક આવર્તક કોષ્ટક માં પી વિભાગમાં કુલ છ સમૂહનો સમાવેશ થાય છે સમૂહ તેર થી અઢાર એમ છ સમૂહનો સમાવેશ સમાવેશ કરાય છે. આજે આપડા છ સમૂહો છે આ છ સમૂહની ઓળખ દરેક સમૂહના પ્રથમ સભ્ય ઉપરથી નક્કી થતી હોય છે. સમૂહ તેર નું પ્રથમ સભ્ય બોરોન તો તે બધા તત્વો બોરોન ફેમિલી ના કહેવાય. સમૂહ ચૌદ કાર્બન તો કાર્બન ફેમિલા ના સભ્યો, સમૂહ પંદર પ્રથમ સભ્ય નાઇટ્રોજન તો નાઇટ્રોજન ફેમિલા ના, સમૂહ સોળ તો તેને ઑક્સીજન ફેમિલી ના, સમૂહ સત્તર એલોજન ફેમિલી અને સમૂહ અઢાર તો હીલિયમ એટલે કે ઉમદા વાયુ તત્વો. એટલે કે કાર્બન, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઑક્સીજન અને ફ્લોરિન અને હીલિયમ આ સમૂહ ના એ મૂખ્ય તત્વો છે તે ઉપરથી તેમની ફેમિલી નક્કી થતી હોય છે. એટલે તમે જાણો છો કે આવર્તક કોષ્ટક ની અંદર અહી જમણી જમણી બાજુ માં પી વિભાગ આવેલો હોય છે જેમાં સમૂહ તેર, ચૌદ, પંદર સોળ, સતાર અને અઢાર નો સમાવેશ થાય છે. બધા નામ યાદ રાખવા માટેની તરીક આપી જ દીધેલી છે. બરાબર બાલગાંધીઇંડિયનશેરીક બરાબરઅહી કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન લીડ આપડે ફક્ત અહિયાં બે જ સમૂહનો અભ્યાસ કરવાનો હોય છે. સમૂહ તેર અને ચૌદ. તો આપડે દરેક સમૂહ માટેની ઇલેક્ટ્રોન રચના ની વાત કરીએ તો સમૂહ તેર ની ઇલેક્ટ્રોન રચના બાહયતમ કક્ષા ની એનએચ ટુ એનપીવન પ્રકારની છે જ્યારે સમૂહ ચૌદ ની ઇલેક્ટ્રોન રચના એનએચ ટુ એનપીટુ સમૂહ પપંદર એનએચ ટુ એનપીથ્રી, સમૂહ સોળ એનએચ ટુ એનપીફોર, સમૂહ સતર એનએચ ટુ એનપી ફાઇવ અને સમૂહ અઢાર ની ઇલેક્ટ્રોન રચના એનએચ ટુ એનપીસિક્સ પ્રકારની છે. હવે અહિયાં આપડે માત્ર બે જ સમૂહનો અભ્યાસ કરવાનો છે સમૂહ તેર અને સમૂહ ચૌદ નો અભ્યાસ કરવાનો છે અહી આપડે જોયું સમૂહ તેર થી અધાર તરફ જઈએ તો દરેક ની અંદર પી કક્ષક માં એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. માટે પી વિભાગના તત્વોની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ની રચના શું લખી શકાય? એનએચટુ સી એનપીવન થી એનપી સિક્સ પ્રકારની

એનપીવન ટુ સિક્સ પ્રકારની તેમાં હીલિયમ પણ કેમ કે હીલિયમ ની ઇલેકટ્રોન રચના વનએચ ટુ પ્રકારની તો અહી આપડે દરેક તત્વો નો આપડે અભ્યાસ કરીશું. ઇલેક્ટ્રોન રચના જોઈશું. ત્યારે તેના ભારે તત્વના આંતર ભાગ ની અંદર ડી અને એફ કક્ષકો જોવા મળશે.

કોરોન ફોરટીન ઇલેક્ટ્રોન રચના આંતર ભાગમાં જોવા મળે છે જે દરેક માટે જુદી જુદી હોય છે પણ દરેક માટે જુદી જુદી હોવાના કારણે આપણને એક જ સમૂહ ના તત્વો હોવા છતાં પણ તેમના ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય ત્રિજ્યા, આયર્નીય ત્રિજ્યા, આયનીકરન એન્થાલ્પી તથા તેના રાસાયણિક ગુણધર્મો ની અંદર આપણને વિવિધતા જોવા મળશે. કેમ વિવિધતા જોવા મળે છે? કારણ કે જે ભારે તત્વો છે તેના અંતર ભાગો જુદા જુદા છે ક્યાં ક્યાં અંતર ભાગો જુદા જુદા છે એક માં સીલીકેન હશે એક માં પોલીકેન આવશે એક માં પાયએફ અને પોએફફોરટીન

અને એ જુદી જુદી સમૂહ વાઇઝ જુદી જુદી લાગતી હોવાના કારણે તેના ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય ત્રિજ્યા, આયર્નીય ત્રિજ્યા, આયનીકરન એન્થાલ્પી તથા એ અથવા વિદ્યુત ઋણતા આ બધા માં આપડને ફેરફાર જોવા મળે છે સાથે સાથે તેમની રાસાયણિક પ્રક્રિયા કરવાની જે ટેન્ડેન્સી હોય જેમાં આપડને વિદ્યુત અસર જોવા મળે છે ઓક્સીડેશન અવસ્થા ની વાત કરીએ તો ઓક્સીડેશન અવસ્થામાં આપડે જાણીએ છીએ કે સમૂહ તેર, ચૌદ, પંદર, સોળ, સતર અને અઢાર આપદે દરેક સમૂહ આંકને દસ માં સમૂહ આંક માંથી દસ બાદ કરી દઈએ તો આપડાને તેર સમૂહ ની મહતમ ઓક્સીડેશન અવસ્થા મળી જાય જેમ કે સમૂહ તેર ની મહતમ ઓક્સીડેશન અવસ્થા પ્લસ ત્રણ હશે, આની પ્લસ ફાઇવ, સમૂહ સોળ ની પ્લસ સિક્સ, સમૂહ સતર ની પ્લસ સેવન, સમૂહ અઢાર ની હીલિયમ સિવાય બાકીમાં પ્લસ આઠ ઓક્સીડેશન જોવા મળે છે. આ જે ઓક્સીડેશન અવસ્થા લખી તે તેમની સંયોજકતા કોષ્ટક માં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા છે સમૂહ તેર માં ત્રણ ઇલેક્ટ્રોન, સમૂહ ચૌદ ની સંયોજકતા કોષ્ટક માં ચાર સમૂહ પંદર માં પાંચ, સમૂહ સોળ માં છ, સમૂહ સત્તર માં સાત અને સમૂહ અઢાર સંયોજકતા કોષ્ટક ની અંદર આપડને આઠ ઇલેક્ટ્રોન જોવા મળે છે આ ઓક્સીડેશન અવસ્થા દરેક સમૂહ માટે નીચેની તરફ જઈએ તેમ તેની ઓક્સીડેશન અવસ્થા માં એક કરતાં વધારે ઓક્સીડેશન અવસ્થા જોવા મળે એવું નથી કે દરેક સમૂહ માટે ફિક્સ સિમ્બોલ આપી દીશો. પ્લસ ત્રણ, પ્લસ ચારો, પ્લસ પાંચ, પ્લસ છ પ્લસ સાત દરેક સમૂહ માં નીચેની તરફ જઈએ તો તેની ઓક્સીડેશન અવસ્થા માં વિવિધતા જોવા મળતી હોય. વિવિધતા જોવા મળશે. એક કરતાં વધારે ઓક્સીડેશન અવસ્થા જોવા મળશે કેમ આવું થશે? એના માટે જવાબદાર આવશે નીચેના તત્વો માં ડી અને એક્ષ કક્ષકો નો સમાવેશ થશે અને ડી અને એક્ષ કક્ષક ખૂબ જ નિર્બળ સિલ્ડિંગ અસર કરે તમે કક્ષકો જોવો તો એસ, પી, ડી અને એફ. ત્રણેય ના આકાર જોવો ત્રણેય ચારેય કક્ષક ના આકાર જોવો ચારેય કક્ષક ના કદ જોવો કદ ની વાત કરીએ તો સૌથી નાનું કદ એફ કક્ષક નું પછી પી કક્ષક પછી ડી કક્ષક પછી એફ કક્ષક છે. ભલે ડી અને એફ કક્ષક સમૂહમાં નીચેની તરફ સંપૂર્ણ ભરાતી હોય. પણ તેના કદ મોટા છે. કદ કેવા છે? મોટા છે.

નિર્બળ બીજું સ્ક્રીનિંગ અસર પણ કહેવાય નિર્બળ સ્ક્રીનિંગ અસર કરે અહિયાં તો આપણે જાણીએ છીએ એન એચ ટુ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે આ એફ કક્ષક કેન્દ્ર ની સૌથી નજીક ની કક્ષક થઈ

એન એચ બે ઇલેક્ટ્રોન સમૂહમાં નીચેની તરફ જતાં ગુમાવવા મુશ્કેલ બને. કેમ મુશ્કેળ બને તેનું કારણ કારણ કે ત્યાં ડી અને એફ કક્ષક ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી છે પણ તેમના કદ ખૂબ જ મોટા છે અને કદ મોટું હોય તો આ કેન્દ્ર છે તેનું કદ મોટું થઈ ગયું તો ઇલેક્ટ્રોન ભલે આની અંદર દસ ભરી દીશા પણ વચ્ચેની જગ્યામાં તો આપદને અવકાશ મળશે મળશે અને મળશે. જ્યાં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર નો ધન વીજભાર છે આ ધન વીજભાર બહારની તરફ આમ તેમ પ્રસરી શકે. ક્યાં ડી અને એફ માં એના કારણે આ ધન વીજભાર બહાર પ્રસારવા ના કારણે એન એચ ના બે ઇલેક્ટ્રોન પોતે પકડી લે પોતાની પકડ માં લાવે પોતાને મજબૂતાઈ થી. અને એન એચ ના બે ઇલેક્ટ્રોન ને ત્યાંથી દૂર કરવા હવે આપણને મુશ્કેલ બને મુશ્કેલ લાગે માટે એવું કહેવાય છે કે પી વિભાગના તત્વો ની અંદર જો આપડે નીચેની તરફ જઈએ તો તેની ઓક્સીડેશન અવસ્થામાં બે એકમ જેટલો જ ઘટાડો થતો જોવા મળે કેટલો ઘટાડો બે એકમ જેટલો એક્ઝામ તરીકે સમજો આ પ્લસ સેવન છે આની નીચેની તરફ જાવ તો નીચેની તરફ જઈએ તો બે નો જ ઘટાડો બતાવશે એનાથી નીચે જાવ તો પ્લસ ત્રણ, પ્લસ વન બને એવા પ્રમાણે અહિયાં પણ બે નો ઘટાડો બતાવશે, પ્લસ ફોર, પ્લસ ટુ, પ્લસ સિક્સ, પ્લસ ફોર, પ્લસ ટુ આમાં પ્લસ ફાઇવ નીચે આવો બે એકમ ઘટશે પ્લસ થ્રી પછી પ્લસ વન તો જે બે ઇલેક્ટરોને ઓક્સીડેશન અવસ્થામાં ભાગ ના લીધો કે જેના બે ઇલેક્ટ્રોન મુક્ત ના કરી શક્યા તેને નામ આપ્યું નિષ્ક્રીય યુગ્મ અસર. શું નામ આપ્યું? નિષ્ક્રીય યુગ્મ અસર અસર કહીએ છીએ આપદે થીયરી જોઈ લઈએ કે પી વિભાગના તત્વો દ્વારા દર્શાવામાં આવતી મહતમ ઓક્સીડેશન અવસ્થા અસર કહીએ છીએ તેના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા જેટલી હોય છે. દરેક પી વિભાગની અંદર સી વિભાગના દરેક તત્વ માટે દર્શાવવામાં આવતી મહતમ ઓક્સીડેશન અવસ્થા તે તેની કુલ સનયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા જેટલી હોય છે એટલે કે એફ અને પી કક્ષક ના ઇલેક્ટ્રોન ની સંખ્યા ના જેટલી હોય અને દરેક સમૂહ માં કેટલા મહતમ ઇલેક્ટ્રોન હશે તે બધુ આપડા માટે ખૂબ જ સહેલું છે. મહતમ અક્ષર તેના સમૂહ આંક માંથી દસ બાદ કરી દ્યો એટલે તમને તેના સંયોજક કોષ્ટક માં રહેલા કુલ મહતમ ઇલેક્ટ્રોન ની સંખ્યા મળી જશે. આગળ આપડે આવર કોષ્ટક ની અંદર ડાબા થી જબા તરફ જતાં તેની સંભવિત ઓક્સીડેશન અવસ્થા નું મૂલ્ય વધી જાય છે. દેખાય છે ને? આ આપડી ડાબા છે.

પી વિભાગના તત્વો ના સમૂહ ઓક્સીડેશન અવસ્થા ની સાથે અન્ય ઓક્સીડેશન અવસ્થા પણ દર્શાવાય છે. પી વિભાગની અંદર મે હમણાં જ કહિયું કે સત્તર માં સોળ માં પંદર માં, કે તેમની મહતમ ઓક્સીડેશન અવસ્થા તો બતાવી. સમૂહ સત્તર માં પ્લસ સેવન

સામાન્ય રીતે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા કરતાં બે એકમ જેટલી ઓછી હોય છે. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કરતાં બે એકમ જેટલી શું કહિયું ઓછી

તો નિષ્ક્રીય યુગ્મ અસર. ભારે તત્વો ની ઇલેક્ટ્રોન રચનામાં ડી અને એફ કક્ષક નો સમાવેશ થાય અને ડી અને એફ કક્ષક કદ માં મોટી હોય છે તેથી તેમના દ્વારા કેન્દ્રના ફરતે નિર્બળ સિલ્ડિંગ અસર થાય. જ્યારે એફ કક્ષક ની વાત કરીએ ત્યારે એન એચ બે ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ ભરાયેલી છે. તથા એક્ષ કક્ષક કદમાં નાની ગોળાકાર એટલ અદીશ અને કેન્દ્રની સૌથી નજીક હોય છે જેથી તેના બે ઇલેક્ટ્રોન નું કેન્દ્ર તરફ આકર્ષણ બાલ વધુ હોય છે તે આકર્ષણ બાલ વધુ હોવાના કારણે સહેલાઈ થી ઇલેક્ટ્રોન

બે એકમ જેટલી ઓછી ઓક્સીડેશન અવસ્થા મળે છે જેને નિષ્ક્રીય યુગ્મ અસર કહીએ છીએ. તો આપડે ઓક્સીડેશન અવસ્થા નો ચાર્ટ જોઈએ. સમૂહ તેર સમૂહ તેર ની ઇલેક્ટ્રોન રચના છે એનએચટુએનપીવન સમૂહ તેર સમૂહ તેર ની ઇલેક્ટ્રોન રચના એનએચટુએનપીવન તેનું પ્રથમ સભ્ય છે બોરોન સમૂહ તેર ના તત્વો ને બોરોન ફેમિલી ના તત્વો કહીશું તેથી તેના સમૂહ ના તત્વો ની મહતમ ઓક્સીડેશન અવસ્થા માઇનસ દસ કરીયે તો પ્લસ ત્રણ અને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કુલ કેટલા છે માટે પ્લસ ત્રણ ઓક્સીડેશન અવસ્થા. પણ નીચેની તરફ જતાં ભારે તત્વોની અંદર નિષ્ક્રીય યુગ્મ અસર થશે નિષ્ક્રીય

સમૂહ ચૌદ જેની ઇલેક્ટ્રોન રચના એન એચ ટુ એન પી ટુ પ્રકાર ની છે. જેનું પ્રથમ તત્વ છે કાર્બન ચાર ઇલેક્ટ્રોન ગયા ગયા અને આમાં દસમાંથી બાદ કરી દઈએ તો પણ આપડને પ્લસ ફોર ઓક્સીડેશન અવસ્થા મળે. નીચેની તરફ જઈએ ત્યારે ટીન અને લીડ તરફ તો ત્યાં આપડને નિષ્ક્રીય યુગ્મ ને કારણે આને અષ્ટક પૂર્ણ કરવા માટે જુઓ

બાહ્ય કોષ્ટ માં પાંચ ઈએક્ટ્રોન છે પ્રથમ તત્વ નાઇટ્રોજન. માટે સમૂહ પંદર ને નાઇટ્રોજન સમૂહ ના તત્વો કહીશું. તેના પાંચ ઇલેક્ટ્રોન જાય તો પ્લસ ફાઇવ ઓક્સીડેશન અવસ્થા દસ માંથી બાદ કરીશું દસ ને બાદ કરી એ તો પાંચ ઓક્સીડેશન અવસ્થા મળે પણ નીચેની તરફ જતાં નિષ્ક્રીય યુગ્મ અસર માટે બે ઇલેક્ટ્રોન બાદ ના લે ન ગુમાવે માટે પ્લસ થ્રી અવસ્થા મેળવે પણ અહિયાં પાંચ ઇલેક્ટ્રોન છે અષ્ટક પૂર્ણ કરવા ત્રણ ઇલેક્ટ્રોન ની જરૂર છે ત્રણ ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ ત્રણ ઓક્સીડેશન અવસ્થા પણ મેળવી શકે છે. સમૂહ સોળ તેની જેની ઇલેક્ટ્રોન રચના એન એચ ટુ એન પી ફોર પ્રકાર ની છ ઇલેક્ટ્રોન સમૂહ નું પ્રથમ તત્વ છે ઑક્સીજન માટે પ્લસ સિક્સ ઓક્સીડેશન અવસ્થા પણ ઑક્સીજન પ્લસ સિક્સ ઓક્સીડેશન અવસ્થા બનાવી તું નથી. કારણ કે તે કદમાં ખૂબ જ નાનું છે. તેથી ઑક્સીજન એ બે ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ ઓક્સીડેશન અવસ્થા મેળવી શકે છે. જ્યારે તેની ફેમિલી ના સલ્ફર સીલીનિયમ, કેલુરિયમ અને પોલિનીયમ જેમાં સલ્ફર સીલીનિયમ, કેલુરિયમ માં પ્લસ સિક્સ જોવા મળશે પ્લસ ફોર આ નિષ્ક્રીય યુગ્મ સ્ટાર્ટ થઈ જાય એટલે બે ઉછી એનાથી બે ઊચી એટલે અહિયાં આપડને પ્લસ ટુ ઑક્સીડેશન અવસ્થા જોવા મળે કોના લીધે